આ એક નાનું રિટેઈલ સ્ટોર કદાચ જનરલ સ્ટોર અથવા કિરાના સ્ટોર દર્શાવવામાં આવ્યું --

કાઉન્ટર પર ચિપ્સ કેન્ડી બિસ્કીટ અને બોટલ બંધ પીણા સહિત વિવિધ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવે છે.

આ સજલીઓ અસંખ્ય પુસ્તકોથી ભરેલી છે જે એક મોટો સંગ્રહ સૂચવે છ --.

એક જીમ સે જેમાં એક વ્યક્તિ પોઝ આપી રહ્યો છે અને એક મોટો કાચ અને અલગ પ્રકારના મશીનો જોવા મળે છે પુરુષ ફ્રેમ ની મધ્યમાં ઊભી છે.

એક વ્યક્તિ સફેદ પગથીયા પર બેઠેલી એક મોટી સોનેરી બુદ્ધ પ્રતિમાની સામે ઊભેલી દેખાય છે.

આગળના ભાગમાં એક પાકો રસ્તો છે જેમાં સફેદ એસ_યુ_વી અને એક ટ્રક સહિત અનેક વાહન છે.

સત્ર નીચે ઘણા લાંબા ટેબલ ગોઠવાયેલા છે જેમા કેટલાક ખુરશીઓ સાથે છે.

આ કૃષ્ણ ટ્રેડર્સ નામનો વ્યવસાય દેખાય છે જે ગુજરાતી લિપિમાં એક મુખ્ય ચિન્હ દ્વારા ઓળખાય છે.

માણસ જેના ચહેરો ઢંકાયેલો છે તે આગળના ભાગમાં બેઠા છે તેનો પટ્ટો વાળો શર્ટ પહેર્યો છે.

સફેદ ઘોડા આજુબાજુમાં દેખાય છે અને રસ્તા પર ચાલતા જતા હોય એમ લાગે છે.

એક વ્યક્તિ સિસરા પાણીમાં કદાચ તળા કે તળાવમાં તૂટેલી લાકડાની હોડી પર ઉભેલી દર્શાવવામાં આવી છે.